સત્યાવીસ નક્ષશત્ર છે આગ્રા નામ નું નક્ષશત્ર છે કે એમાં રોહિણી નામ નું નક્ષશત્ર છે ને એ રોહિણી નામ નું નક્ષશત્ર તમને ગમે કે નો ગમે પણ ચાંદા મામા ને બોવ ગમતું એટલે ચાંદા મામા ખાલી રોહિણી ને જ પ્રેમ કરતા બાકી સબકી FELLING નય સાડા કુત્તા કુત્તા તોડા કુત્તા ટોમી બરોબર ને VERY GOOD સમજાય છે એમાં એવું છે હવે આ રોહિણી ને જ પ્રેમ કરે એક બે ચાર પાંચ દસદી પંદરદી વિહદી હાલે પણ સાયબ હવે પછી આ છવ્વી ને IGNORE કરે એવું હાલે નય એટલે આ છવ્વી જે છે એ છવ્વી નોય બાટલો ફાટ્યો કોની પાહે ગયા દક્ષ પ્રજાપતિ પહે ગયા એ તમને ખબર છે તમારા કુમાર સુ કરે છે તો કે ના રોહિણી એક ને પ્રેમકરે એમને પ્રેમ કરતા નથી એટલે અમે બધા બિસ્તરા પોટલાં ભરી ને આવી ગયા દક્ષ પ્રજાપતિ કે નો હોઉં શકે એવું દુ સાહસ અને સીધો શ્રાપ ઠપકારે સાયબ પેલા ના લોકો શ્રાપ ફાટ દય ને માર દેતા અને ચંદ્ર ને કે ભાઈ તને ક્ષય નો રોગ થશે ને તારું પતન થશે તું ખતમ થઈ ગયો માન તું તો ગયા ઠાકુર સમજાય છે સાયબ ઠાકુર થી યાદ આવ્યું આજ IPL નું auction IPL ના auction માં ભારત નો બીજા NUMBER નો સૌથી મોંઘો ખેલાડી તરીકે શ્રેયસ અયર જે છે શ્રેયસ અયર આયો RIGHT આની પેલા યિંયુવરાજસિંહ ને સોળ કરોડ માં ખરીદ્યો તો અને આ શ્રેયસ અયર જે છે એ લગભગ પોના સોલ કરોડ માં કે સોળ POINT પંદર POINT પાંચ કરોડ માં કે પંદર POINT પંચોતેર કરોડ માં ખરીદનો સમજાય છે તો એ POINT ને પણ તમારે સાથે સાથે યાદ રાખવાના છે કોલકાત્તા નાઈટ રાઇડર દ્વારા અને ખરીદ વામાં આવ્યો છે એનો CAPTAIN બનશે એ તો દક્ષ પ્રજાપતિ એ શ્રાપ આપી દીધો હવે સાયબ કાયક તો કરવું ને ચંદ્ર જે છે ચંદ્ર મુંજાણો ચંદ્ર મુંજાય ને એની રીત ના એની એની એની એની ઉપર લખેલી વાતો વાંચી ગયું કોણ ટોકે નારદ જી હવે નારદજી છે ને બધા નો રસ્તો કરી દેતા નારદજી કે એક કામ કર દોસ્ત મુંજાવાનું નથી તું છે ને ભગવાન શિવ પહે જા કારણ કે ભોળા માં ભોળો કોણ ભગવાન શિવ કે શિવ ની આરાધના કર તને વાંધો આવશે નય અને સોમ એટલે ચંદ્ર થાય અને એ શોમ એટલે ચંદ્ર એ સોમ એટલે ચંદ્ર એ હીરની નદી ના કિનારે હિરના કપિલ અને સરસ્વતી નદી નો સંગમ થાયછે ન્યાં એને ભગવાન શિવ ની આરાધના કરી શિવ પ્રગટ થયા માંગ માંગ તારે સુ જોવે છેતો કે દક્ષ પ્રજાપતિ જો એને મને એમ કે છે તારું ખતમ સોમ આ શિવ ભગવાન કે એતો વાત સાચી જ છેને તું આવું કર તો હશે બાપા હવે મારી ભૂલ થાય ગય હવે એમાં કંઈક SETTING કરો એમાં કંઈક વચ્ચે મને કાઢો તો કે એક કામ કર એમાંથી સૌ હું તને ઉભરી નો શકું પણ હવે જો પંદર દિવસ તને ક્ષય થશે અને પંદર દિવસ માં પાછો તું સાજો થાય જયસ તો કે વાંધો નય પંદર દિવસ પછી તો વાંધો નય ને તો કે ના એવું નય દર મહિને આવું થશે

નોકરીઓ માટે અરજી કરતી વખતે તમે જઈને ચોક્કસ નોકરી માટે અરજી કરી રહ્યા છો તેના માટે તમારા resume અને કવર લેટરને અનુરૂપ બનાવવું મહત્વપૂર્ણ છે આનો અર્થ એ છે કે તમારી સંબંધિત કૌશલ્યા અને અનુભવોને પ્રકાશિત કરવા જે નોકરીની જરૂરિયાતો સાથે સમરેખિત થાય છે. તમે યોગ્ય છો. તેણે ખાતરી કરવા માટે કંપની અને તેની સંસ્કૃતિનો સંશોધન કરવાનું સુનિશ્ચિત કરો. જો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે. તો સંપૂર્ણ તૈયારી કરવી મહત્વપૂર્ણ છે. આનો અર્થ એ છે કે કંપની પર સંશોધન કરવું. સામાન્ય ઇન્ટરવ્યૂ પ્રશ્નોના તમારા પ્રતિભાવોની પ્રેક્ટિસ કરવી. અને યોગ્ય રીતે પસંદ કરવો. ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યૂ ના પ્રશ્નોને ધ્યાનથી સાંભળવાની અને સમજી વિચારીને જવાબ આપવાની ખાતરી કરો. તમારી શક્તિઓ અને અનુભવને પ્રકાશિત કરવાનો યાદ રાખો. જે તમને નોકરી માટે યોગ્ય બનાવે છે. જો તમને નોકરીની ઓફર કરવામાં આવે તો અભિનંદન સ્વીકારતા પહેલા જોબ ઓફરને કાળજીપૂર્વક સમીક્ષા કરવાની ખાતરી કરો. અને તમારી પાસે કોઈપણ પ્રશ્ન હોય. કે પૂછો. આમાં પગાર લાવવો અને નોકરીને

સમયસર અને કામ કરવા માટે તૈયાર થવાની ખાતરી કરો. તમારી નવી સ્થિતિમાં શીખવા અને વટવા માટે ખુલ્લા રહો. નિષ્કર્ષમાં નોકરી શોધવા માટે તૈયારી

તમારી કુશળતા અને રૂપિયો ને ઓળખીને networking તમારા resume અને cover letter ને અનુરૂપ બનાવીને અને ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરીને તમે તમારા માટે અનુકૂળ હોય તેવી નોકરી મેળવવાની તકો વધારી શકો છો. સ્વીકારતા પહેલા job offer ને કાઢી પૂર્વક સમીક્ષા કરવાનું યાદ રાખો અને એકવાર તમે શરૂ કરો. પછી કામ કરવા માટે તૈયારી દેખાડો નમસ્કાર નામ ફેનિલ વ્યાસ છે. આજે અપડે ઋતુરુંત ભય વિષે અને તેના કારણો વિષે માહિતી મેળવશું ભય એક એવી આરોપ પ્રક્રિયા છે તેની અનુભૂતિ સાર્વત્રિક રીતે થોડાક અંશે વ્ય્વ્સ વ્યક્તિઓ અને કોઈ પણ બાબતની ભય ભીંત રીતે મૃત્યુનો ભય તોજ તેના અગળ પર રહેલો હોય છે. જેમકે

અને ભયની અનુંભુતી સામાન્ય રીતે હોય છે. સામાન્ય રીતે ભય જનક ન હોય તો બીતકો અને પણ એમાં સ્થાઈ હોય છે ભયની અનુભૂતિ તીવ્રતા વધુ હોય છે. ભય માટે અપને જાણીયે છીએ કે કોઈ બુદ્ધિગમ્ય કાયમ જોવા મળતું નથી વિકૃતિ વેદીકરણ ના હેઠે સમાવેશમાં તેની મુખ્ય થાન વ્યક્તિ અ ભક્તિત્વઃરીતે ત્રણ વિકૃતિ નીચે મુજબ છે. પેલું વિશિષ્ટભય બીજું સામાજિક ભય અને ત્રીજું ખુલી જગ્યાનો ભય આ પડે જાણીયે છીએ કે વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના અતાર્કિક અને આત્યંતિ ભયનાં લક્ષણો ના તેના નિદાનઅને ભય તરીકે ઓળખવામાં આવે છે.

અને તેના ઘણા લક્ષણો તે ઘણા વૈજ્ઞાનિકોએ દર્શવા છે. પેલું વાસ્તવિક્તા કરતાં વધુ આત્યંતિક અને અતાર્કિક ભય. બીજું ભયજનક લાગતી પરિસ્થિતિનો સામનો કરવો વ્યક્તિમાં શારીરિક તકલીફો ની સાથે તેની તકલીફો વધતી જતી અને તેની ચિંતાની વિકૃતિ કેટલાંક લક્ષણો જોવા મળે છે. ભયજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે વ્યક્તિમાં પીડાજન્ય આધાતના અને તેના લક્ષણોનો કે રડવું, સ્તબ્ધ થઈ જવું, ધ્રુજવું વગેરે જોવા મળે. ત્રીજું ભયજનક પરિસ્થિતિ ટાળવાનો વધુ પ્રયાસ કરવો. ચોથું નિર્ણય લેવામાં તેમજ આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય. પાંચમું વિશિષ્ટ ભય લક્ષણોની હાજરી તેના ઘણા બધા સમય સુધી રેવી તેના આધાર પર હોય છે. હવે આવી રીતની ઘણા બધા વિશિષ્ટ ભય માં પણ તેનો પ્રકાર પાડવામાં આવે છે જેવા કે પ્રાણી સબંધી પ્રકાર બીજામાં કરોળિયો, ગરોળી, કૃતરા વગેરે સાથે પ્રાણીઓના ભય સંકળાયેલો હોય છે. ત્યાર બાદ પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર જેમાં પાણી, ઉંચાઈનો ડર અંધારાનો ડર, વાવાઝોડાનો ડર જેવો ભય અપડે સામાન્ય રીતે જોવા મળે છે. લોહી અને ઈજા સંબંધી પ્રકાર જેમાં વ્યક્તિને લોહી લોહીનું પરીક્ષણ કરાવવા સંબંધી, ટી. વી. પર ઓપરેશન સંબંધી જેવા દૃશ્યોમાં ભયનો અનુભવ થાય છે. પરિસ્થિતિ અને સંબંધી પ્રકાર જેમાં વ્યક્તિ અને વિશિષ્ટ પરિસ્થિતિ ના લિફ્ટમાં જવાનો તેમજ સ્વયં સંચાલિત સીડીના ઉપયોગનો, વિમાનમાં બેસવાનો ભય લાગતો હોય છે. મુદ્દો નંબર બે સામાજિક ભય~સામાજિક ભયના આધારે સામાજિક ચિંતા વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓગણીસો સાઈઠ પછી સામાજિક ભયને અન્ય ભયની વિકૃતિ માથી અલગ પાડી શકાય છે. સામાજિક ભયથી વિકૃતિ ઘણી સમય અને સામાન્ય રીતે પ્રકારની વિકૃતિ માં સર્જનાત્મક રીતે દર્શાવવામા આવે છે. એક સર્વે અનુસાર પુરૂષો કરતાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ ઘણું બધું વધારે જોવા મળે છે. આ સામાજિક ભય મુખ્યત્વે તરુણાવસ્થા માં અને ભ પુખ્તાવસ્થાના શરૂઆતના સમયગાળામાં હોય છે. જયારે આ વિકૃતિના પીડાતી વ્યક્તિઓમાંથી ચાલીસ ટકા વ્યક્તિઓ ચિંતાસંબંધી અને વિકૃત ખિન્નતાનાં લક્ષણો જોવા મળે છે. સામાજિક ભયમાં મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા કરતી વખતે અ અસ્વસ્થતાનો અનુભવ થાવ અન્ય વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે છે આપશે જાણીયે છીએ કે અન્ય વ્યક્તિઓની હાજરી અને તેમની સાથેની આંતરક્રિયા ઓમાં સમાવેશ થતી અનુભવાતી

શરીરમાં ધ્રુજારી થવી જેવી સામાન્ય રીતે આ ઘટના થાય છે. સામાન્ય રીતે સામાજિક ભય ધરાવનાર વ્યક્તિઓ એક કરતાં વધારે વધુ સામાજિક પરિસ્થિતિ ઓનું જોવા મળતા બીજી વ્યક્તિની હાજરીથી વ્યથિત રીતે થઇ સકતા નથી હોતા. આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિને સતત એવા અનુભવ થયા છે કે બીજી વ્યક્તિ તેને વર્તનની ઊંડી તપાસ કરી રહી હોય છે, અન્ય વ્યક્તિની હાજરી તેને તકલીફ આપવામાટે તેને નીચે દર્શાવવામાં આવે છે. આથી વ્યક્તિ તે સામાજિક પરિસ્થિતિની અવગણના કરવા સમર્થન હોતો નથી અથવા તો ખૂબ જ તનાવપૂર્વક તેને સહન કરી રહ્યો હોય છે. ખાસ કરીને જાહેર ભાષણ આપવામાં, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં, જાહેર ભોજન કરવામાં વગેરે પરિસ્થિતિઓમાં વ્યક્તિ તે તેની રીતે તેની સામાન્ય રીતે ભય અનુભૂતિ કરતા જોવા મળે છે. ખુલ્લી જગ્યાઓનો ભય મૂળ નંબર ત્રણ

આપડે જાણીયે છીએકે શેરીઓ, સામાજિક મેળાવડાઓ, શોપિંગ સેન્ટરો, થિયેટરો, ખેલનાં મેદાનો વગેરેમાં એકલા જવું લોકો ટાળતા હોય છે. જે આ સામાન્ય રીતે ભય નું ઉદાહરણ અપડે ભણી શકાય છે. લાઈનમાં એકલા લાઈનમાં ઊભા રહેવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, પુલ ની નીચેથી પસાર થવું તેવી પરિસ્થિતિમાં એકલા રહીને સામનો કરવો તેઓ માટે ખુબ જ મુશ્કેલી હોય છે. અને આવી રીતે તે ખુલ્લી જગ્યાના ભય ઉપર ધન વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો અને તેમાં તેને પાંચ નીચે દર્શાવેલા ઉપયોગ બનતી વિગતે તેને નોંધ લખી જાહેર પરિવહનનો ઉપયોગ બીજું ખુલ્લી જગ્યાએ પહોંચવું ત્રીજું બંધ જગ્યાએ પહોંચવું ચોથું લાઈનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું.

જોતા હોય છે. અને તેની પરિસ્થિતિની સામનો કરવામાં આત્યંતિક મનોભાર જોવા મળે છે. અનિવાર્ય વિચારદબાણ અને અનિવાર્ય ક્રિયાદને ઓહોફોમાં આવતા આ નવા ભયની અસનગત અને આર્ટ્ર્ક વિચાર હોય છે. આવા વિચારોકે તેની કલ્પના અને તેના પોતાનો ભયકંર રોગ થયો હોય તેવી તેનો અનુભૂતિ કરાવે છે. અનિવાર્યક્રિયા દબાણમાં કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય એતેના કોઈકની જાતીનાં તાર્કિક કારણ વિષે વિના કર ના આ સામાન્ય રીતે હોય છે. ઘણીવાર એકની એક વાતનું ક્રિયાનું વારંવાર પુનરાવર્તન અથવા ગુઠવણી કરવી અને વગેરે ક્રિયાઓનો સમાવેશ કરવો ઘુટો હોય છે. જીવનમાં ક્યારેક આ વિકૃતિનો ભોગ બનેલા વ્યક્તિ નું પ્રમાણ ડાંખળાંતરિકે અને સામાન્ય રીતે બેપોઇન્ટ પાંચ ટકા જેટલું જોવા મળે છે. આ~આ વ્યક્તિ વિકૃતિના પ્રમાણ જવા માટે આ વ્યક્તિ ને દૂર કરતા અને બેરોજ ગાર વ્યક્તિઓની તેમજ બોલાની અને લાગણીઓ જોવા મળે છે. અને તેમાં આ વધારે પ્રમાણ માં જોવા મળે છે. ખુબ~ખુબ આભાર મારુ નામ કેનીલ વ્યાસ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

મહંમદ બેગડો કેટલા વર્ષની વયે રાજગાદી સંભાળે છે તો તેર વર્ષ ની વયે મહંમદ બેગડો કયું નામ ધારણ કરી રાજગાદી પર બેસે છે અબુલ ફઝેલ ખાન મહંમદ બેગડા એ રાજગાદી કયારે સંભાળી હતી તો જવાબ છે પચીસ મે ચૌદ સો અઠાવન ની સાલ ની અંદર તેર વર્ષ વયે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 તો હુ કોક દી મરી જાત આ વાક્ય કોને કહ્યું હતું આવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે મોહમદ બેગ દીન અબુલ ફઝેલ ખાન નામ બેગડો શા માટે પડ્યું હતું તો મિત્રો એનુ કારણ છે ગુજરાતના એણે બે ગઢ જીત્યા હતા અને આ બે ગઢ જીતવા પાછળ તેને બેગડો નામ આપવામાં આવ્યું હતું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 રામમાંડલી ત્રીજો બીજા કયા નામે ઓળખાતો હતો તો એ રા ગંગાધર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

ગુજરાત માં કયા ના રાજ્વીઓ પૃથ્વીરાજ ચૌહાણ ના વંશજો હતા તો કે ચાંપાનેર ના મોહમદ બેગડા એ ચાંપાનેર સ્થીધીયા નામ શુ રાખ્યું તો જવાબ છે મોહમદ અહલાબાદ હાલ ચાંપાનેર કયા જીલ્લા માં આવેલું છે તો કે પંચમહાલ જીલ્લાંમાં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

અને બે તળાવ આવેલ છે દુધિયું તળાવ, સાસ્યું તળાવ અને તેલીયું તળાવ મોહમદ બેગડો ગુજરાત ના કયા સ્થળને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

ચાંપાનેર ની અંદર જેંન ધર્મ ના સાતમાં શીલ્પહંકર સુપાચ્વનાથ ના દેરાસર ક્યાં આવેલા છે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

કઈ નદી ના કીનારે આવેલું છે તો એ વાત્રક નદી ના કીનારે આવેલું છે ભમરીયો કુવો કોણે બંધાયો હતો તો એ મોહમદ બેગડા એ બંધાવરાવ્યો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

અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજું શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી એક બે દસ, સોળ અને સત્તર નંબરની ગુફાઓનાં ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધધર્મ છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય

અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. તેને ઈસ્વીસન અઢારસો ઓગણીસમાં એક અંગ્રેજ Captain John Smith એ પુનઃસંશોધિત કરી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણાં ચિત્રોને નુકસાન થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં

ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓ આવેલી છે. અહીં કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે. એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એક થી બાર નંબરની છે. બીજી હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેર થી ઓગણત્રીસ નંબરની છે. અને ત્રીજુ જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસ થી ચોત્રીસ નંબરની છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. એમાં સોળ નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે. એ એક જ પત્થરમાંથી કોતરીને બનાવેલું છે જે પચાસ ફૂટ મીટર લાંબું, તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ઈસ્વીસન છસ્સોથી ઈસ્વીસન એક હજારમાં કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનિકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે. એના પછી તમે જોશો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા સાત છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે.